એકાઉન્ટ સેટિંગ્સ અને જીમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું
મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો
મેસેજ ફિલ્ટર મેનેજ કરો
આપણે એ પણ શીખીશું160 યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું
અહીં આપણે ઉબુન્ટુ 1204 પર મોઝિલા થન્ડરબર્ડ 1301 નો ઉપયોગ કરી રહ્યા છીએ
લોન્ચર માં થંડરબર્ડ આઇકોન પર ક્લિક કરો
થંડરબર્ડ વિન્ડો ખૂલે છે
ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે
ડાબી પેનલમાંથી જીમેઇલ સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ એકાઉન્ટ પસંદ કરો સ્ટુસરોને એટી જીમેઇલ ડોટ સીઓએમ એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને ન્યૂ ફોલ્ડર પસંદ કરો
ન્યૂ ફોલ્ડર સંવાદ બોક્સ દેખાય છે
નામે ફિલ્ડમાં ઇમ્પોર્ટન્ટ મેઇલ્સ દાખલ કરો
ક્રિએટ ફોલ્ડર પર ક્લિક કરો
ફોલ્ડર બનેલ છે
હવે તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો
ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી ઇમ્પોર્ટન્ટ મેઇલ્સ ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ
તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો
હવે ડાબી પેનલમાંથી STUSERONEgmail ડોટ સીઓએમ એકાઉન્ટ પસંદ કરો
જમણી પેનલમાં એડવાન્સ્ડ ફીચર્સ હેઠળ સર્ચ મેસેજીસ પર ક્લિક કરો
સર્ચ મેસેજીસ સંવાદ બોક્સ દેખાય છે
મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ
મૂળભૂત રીતે મેચ અલ્લ ઓએફ થે ફોલોઇંગ વિકલ્પ પસંદ થયેલ છે
સબ્જેક્ટ અને કન્ટેન્સ પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે
આગામી ફિલ્ડમાં ટેન ઇન્ટરેસ્ટિંગ ટાઇપ કરો
સર્ચ પર ક્લિક કરો
સબ્જેક્ટ નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે
તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો
આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો
તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો
આ સંવાદ બોક્સ બંધ કરો
ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ
ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો
અહીં આપણે થંડરબર્ડ સબ્જેક્ટ સાથે બધા મેઈલ ઇમ્પોર્ટન્ટ મેઇલ્સ ફોલ્ડરમાં ખસેડીશું
ડાબી પેનલમાંથી STUSERONEgmail ડોટ સીઓએમ એકાઉન્ટ પસંદ કરો
એડવાન્સ્ડ ફીચર્સ હેઠળ મેનેજ મેસેજ ફિલ્ટર્સ પર ક્લિક કરો
મેસેજ ફિલ્ટર્સ સંવાદ બોક્સ દેખાય છે
ન્યૂ ટેબ પર ક્લિક કરો
ફિલ્ટર રુલ્સ સંવાદ બોક્સ દેખાય છે
ફિલ્ટર નામે ફિલ્ડમાં સબ્જેક્ટ થંડરબર્ડ દાખલ કરો
ફરીથી આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો
મેચ અલ્લ ઓએફ થે ફોલોઇંગ વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે
સબ્જેક્ટ અને કન્ટેન્સ પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે
આગામી ફિલ્ડમાં થંડરબર્ડ ટાઇપ કરો
આગળ પરફોર્મ ઠેસે એક્શન્સ ફિલ્ડ હેઠળ વિકલ્પને ચાંગે થે ઓપ્શન ટીઓ માં બદલો
આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો બ્રાઉઝ કરો અને ઇમ્પોર્ટન્ટ મેઇલ્સ ફોલ્ડર પસંદ કરો
ઓક પર ક્લિક કરો
મેસેજ ફિલ્ટર્સ સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે
રન નોવ પર ક્લિક કરો
સંવાદ બોક્સ બંધ કરો
હવે ઇમ્પોર્ટન્ટ મેઇલ્સ ફોલ્ડર પર ક્લિક કરો
નોંધ લો કે થંડરબર્ડ સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે
તમે થંડરબર્ડ સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો
એનો અર્થ છે થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા જીમેઇલ એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી મોકલી તેમજ મેનેજ કરી શકો છો
જેમ કે તમે જાણો છો જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે
અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે
ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટSTUSERTWOyahoo ડોટ ઇન રૂપરેખાંકિત કરીએ
મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં પોપ સક્ષમ કર્યું છે
મેં તે કેવી રીતે કર્યું
પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું
આગળ નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં wwwyahooin ટાઇપ કરો
હવે યુઝરનેમ સ્ટુસર્ટવો એટી yahooઇન દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો
ટોચ પર ડાબા ખૂણામાંથી ઓપ્શન્સ અને મેઇલ ઓપ્શન્સ પર ક્લિક કરો
ડાબી પેનલમાં પોપ એન્ડ ફોરવર્ડિંગ પર ક્લિક કરો
એક્સેસ યાહૂ મેઇલ વિયા પોપ પસંદ કરો
ક્લોઝ ઉપર ક્લિક કરો
સવે ચેન્જીસ મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે
સવે ઉપર ક્લિક કરો
હવે યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો
હવે જમણી પેનલમાંથી અકાઉન્ટ્સ હેઠળ ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરો
મેઇલ અકાઉન્ટ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
હવે યુઝર્ટવો તરીકે નામ દાખલ કરો
આગળ ઇમેઇલ એડ્રેસ માં યાહૂ આઈડી STUSERTWOYAHOOIN દાખલ કરો
પછી પાસવર્ડ ટાઇપ કરો
કોન્ટિન્યુ પર ક્લિક કરો
મેઇલ અકાઉન્ટ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
ઇન્કમિંગ સર્વર નામે ફિલ્ડમાં પોપ3 પસંદ કરો અને સર્વર હોસ્ટનેમ તરીકે પોપ ડોટ મેઇલ ડોટ યાહૂ ડોટ સીઓએમ દાખલ કરો
આપણે પોપ3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો
ઇન્કમિંગ ફિલ્ડમાં પોર્ટ માટે યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે
એસએસએલ ડ્રોપ ડાઉનમાં સ્ટાર્ટટલ્સ પસંદ કરો
ઓથેન્ટિકેશન drop ડાઉન પર ક્લિક કરો અને નોર્મલ પાસવર્ડ પસંદ કરો
આઉટગોઇંગ ફિલ્ડમાં સર્વર નામે તરીકે એસએમટીપી પસંદ કરો અને સર્વર હોસ્ટનેમ તરીકે smtpmailyahooસીઓએમ દાખલ કરો
પોર્ટ માટે યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે
એસએસએલ ડ્રોપ ડાઉનમાં sslટીએલએસ પસંદ કરો
ઓથેન્ટિકેશન ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને નોર્મલ પાસવર્ડ પસંદ કરો
યુઝર નામે ફિલ્ડમાં સ્ટુસર્ટવો નામ દાખલ કરો
ક્રિએટ અકાઉન્ટ સક્રિય થયેલ છે
ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરો
યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે
તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર આ થોડી મિનિટો લેશે
નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે
ઇનબોક્સ ઉપર ક્લિક કરો
યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે
તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો
હવે થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ પ્રેફરન્સ સેટિંગ્સ જોઈશું
તમે જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા જંક મેસેજો ઓળખવા અથવા તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો
ડાબી પેનલમાંથી જીમેઇલ એકાઉન્ટ પસંદ કરો
થંડરબર્ડ મેઇલ સંવાદ બોક્સ દેખાય છે
જમણી પેનલમાંથી અકાઉન્ટ્સ હેઠળ વ્યૂ સેટિંગ્સ ફોર થિસ અકાઉન્ટ પર ક્લિક કરો
અકાઉન્ટ સેટિંગ્સ સંવાદ બોક્સ દેખાય છે
ડાબી પેનલમાં ફરી જીમેઇલ એકાઉન્ટ પસંદ કરો
હવે સર્વર સેટિંગ્સ પર ક્લિક કરો
સર્વર સેટિંગ્સ જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે
ચેક ફોર ન્યૂ મેસેજીસ એવરી ચેક બૉક્સમાં 20 દાખલ કરો
થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે
એમ્પ્ટી ટ્રેશ ઓન એક્સિટ ચેક બોક્સ ચેક કરો
થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે
એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો
તેવી જ રીતે આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ મેઇલ્સની કૉપિઓ બનાવવા ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા
ડાબી પેનલમાંથી કોપીઝ એન્ડ ફોલ્ડર્સ પર ક્લિક કરો
જમણી પેનલ પર કોપીઝ એન્ડ ફોલ્ડર્સ સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે
ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ
નોંધ લો કે પ્લેસ એ કોપી ઇન અને સેન્ટ ફોલ્ડર ઓન વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે
ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે ડાબી પેનલમાંથી ડીઆઇએસસી સ્પેસ પસંદ કરો
હવે જમણી પેનલમાંથી ટીઓ સવે ડીઆઇએસસી સ્પેસ ડીઓ નોટ ડાઉનલોડ વિકલ્પ જોશો
મેસેજીસ લાર્જર થાન બોક્સને ચેક કરો
હવે કેબી ફિલ્ડમાં 60 દાખલ કરો
થન્ડરબર્ડ 60કેબી કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે
થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું
તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો
આ કરવા માટે તમારે પ્રથમ જંક સેટિંગ્સ સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો
શરૂઆતમાં દરેક મેઈલ માટે જંક મેઇલ બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે
સમય જતાં તમારી પસંદગીઓના આધાર ઉપર થન્ડરબર્ડ આપોઆપ જંક મેઇલ ઓળખવા લાગશે
અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો
અકાઉન્ટ સેટિંગ્સ સંવાદ બૉક્સમાં ડાબી પેનલમાંથી જંક સેટિંગ્સ પર ક્લિક કરો
જંક સેટિંગ્સ સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે
નોંધ લો કે એનેબલ એડેપ્ટિવ જંક મેઇલ કન્ટ્રોલ્સ ફોર થિસ અકાઉન્ટ બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે
ડીઓ નોટ માર્ક મેઇલ એએસ જંક આઇએફ થે સેન્ડર ઇસ ઇન લીસ્ટ હેઠળ બધા વિકલ્પો ચેક કરો
મૂવ ન્યૂ જંક મેસેજ ટીઓ ફિલ્ડ પસંદ કરો અને જંક ફોલ્ડર ઓન વિકલ્પ પસંદ કરો
ઓક ઉપર ક્લિક કરો
હવે ઇનબોક્સ પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો
મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે
જંક આઇકોન ઉપર ક્લિક કરો
નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે
આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો
અંતે શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ
હા કરી શકીએ છીએ
ડાબી પેનલમાંથી STUSERONEgmail ડોટ સીઓએમ એકાઉન્ટ પસંદ કરો
જમણી પેનલમાંથી અકાઉન્ટ્સ હેઠળ વ્યૂ સેટિંગ્સ ફોર થિસ અકાઉન્ટ પસંદ કરો
અકાઉન્ટ સેટિંગ્સ સંવાદ બોક્સ દેખાય છે
નીચેના ડાબા ખૂણામાંથી અકાઉન્ટ એક્શન્સ પર ક્લિક કરો અને પછી રિમૂવ અકાઉન્ટ પર ક્લિક કરો
એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે
જો આપણે ઓક પર ક્લિક કરીએ તો એકાઉન્ટ રદ કરવામાં આવશે
જો કે આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું
તેથી આપણે કેન્સલ ઉપર ક્લિક કરીશું
ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ
યાદ રાખો કે જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે
વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે
જો કે જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે
અહીં મોઝિલા થન્ડરબર્ડ 1002 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું
મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું
મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું
આપણે આ પણ શીખ્યા યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું
બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું
મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું
અહીં તમારા માટે એક એસાઇન્મેન્ટ છે
એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો
એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો
આર્કાઇવ મેસેજો માટે પ્રેફરન્સ સેટ કરો જંક સેટિંગ્સ માટે પ્રેફરન્સ બદલો
ઇમેઇલ એકાઉન્ટ રદ કરો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર